કોર્સિસ માટે તાલીમ આપવામાં આવતી હશે.

અને એક સારી લાઇટિંગ વગેરા છે એક સારી જગ્યા છે એક શાંત વાતાવરણ છે કે જ્યાં પોતાનું--

લોકો માઇન્ડ શાંત કરી સકે જમવાની સાથે-સાથે થોડુ આરામથી લોકો ટાઈમ એન્જોય કરી સકે --

કોઈક મંદિર યા કોઈ જગ્યાએ બોવ સમૂહ ભેગો થતો હોય વોઈ ઘણા બધા લોકો ભેગા થતા હોય.

અને એ શોપ મારા ખ્યાલથી ચપ્પલની છે જ્યાં બોક્સિસ લગાવેલા છે.

થોડી વડે એને ઉખાડીને ત્યાં ફરથી પ્લાસ્ટર યા પી_ઓ_પી કરવાના હસે.

તો એક મારા ખ્યાલ પ્રમાણે આ એક હોસ્પિટલ જ છે.

અને એને ત્યાં જૂનાને જાણીતા એ માણસ છે.

મને એક મોટ્ટુ ખુલ્લુ મેદાન દેખાય રહ્યુ છે.

જે ખાવા માટે મતલબ એક સારુ ડેકોરેશન બી સારુ છે ક્લીન નીટ ક્લીન છે.

અને સોસીસ વગેરા ગલાસીસ વગેરે વ્યવસ્થિત મૂકેલા છે.

જીમ ની અંદર એ પોતાની ફિટનેસ માટેનુ વેઈટ લોસ કરવા માટે જીમ કરી રયા છે.

એક બીજી સાઇડ મા જે છે એ પેટ્રોલ પુરાવા માટે માણસો હોય ત્યાં એક બાઇક એક સ્કૂટી દેખાય રહી છે મને.

એ લોકોએ દુકાન ખોલી છે ચોલી વેચતા હોય ડ્રેસીસ ચોલી વગેરા વેચતા હોય એવુ લાગી રયુ છે આ દુકાન મંડે ક્લોઝ રેઇ છે.

એક નાના સી_સી_ટી_વી કેમેરા બી લાગી રયુ છે એવુ દેખાય છે.

માણસ ઉભેલા છે એ દેખાય રહ્યુ છે.

અને બાજુમાં ગ્રીન ચટની છે એ દેખાય રહી છે.